થોડાક મગ નીચે સ્ટેન્ડ માં ઊંધા મુક્યા છે તેની નીચે થોડાક મગ ના બોક્સ આડા અને ઉભા ગોઠવ્યા છે.

આ એક પર્વત પરથી લીધેલ ચિત્ર છે પર્વત પર ચડવા માટે લાંબા પગથિયા છે.

વચ્ચે પણ છોડની હાર માળા ગોઠવી છે ગેટ ની પાછળ ઘણા બધા ઝાડ તેમજ એક વીજ ટાવર પણ છે.

રંગીન દોરીની પટ્ટીઓ બોલપેનના બોક્સ જેવી અમુક વસ્તુઓ ટાંગી ને પણ ગોઠવી છે.

આ ચિત્રમાં કોઈક હોસ્પિટલ નો ગેટ દેખાઈ રહ્યો છે હોસ્પિટલ ના કમ્પાઉન્ડ માં ઘણી બધી ગાડી પાર્ક કરી છે.

આથી જમણી અને ડાબી બાજુ ઘણી બધી લગ્નમાં વર વધુ માટે વપરાતી ખુરશીઓ હરોળમાં ગોઠવી છે.

નીચે લાલ અને ભૂરા રંગના પટ્ટા વાળી કાર્પેટ પાથરી છે આગળ કાપડના પડદાની ડિઝાઇન છે.

ત્યાં થાંભલા પર લાઈટ છે સામેના કિનારા એ પથ્થરો ગોઠવ્યા છે.

આ એક બંદર નું ચિત્ર છે જેમાં સમુદ્રમાં ઘણી બધી બોટ દેખાઈ રહી છે.

સમુદ્રના કિનારા પાસે પાળી કરી છે બાજુમાં રસ્તો પસાર થાય છે.

રસ્તા પર માણસો દેખાઈ રહ્યા છે રસ્તા પર લાઈટ ના થાંભલા હરોળ બંધ ગોઠવવા છે સમુદ્રનું પાણી ભૂરા રંગનું અને સ્વચ્છ છે.

ક્રિકેટ ના મેદાનનું ચિત્ર છે જેમાં ખેલાડીઓ ક્રિકેટ રમી રહ્યા છે.

જેનું નામ માધવા છે જેમાં જૈવિક પ્રાકૃતિક પરંપરાગત અને આયુર્વેદિક દવાઓ મળે છે.

જેમાં બે વ્યક્તિઓ ઉભેલા દેખાય છે અને એક લાલ રંગનું મોપેડ છે.

મેદાન પર શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઊભા છે શાળાની ફરતે ફૂટપાથ નો રસ્તો છે.

આ એક ધોધનું ચિત્ર છે જેમાં ઊંચેથી ધોધની છો જેટલી ધારા નીચે પડતી દેખાય છે.

ધોધના ઉપરના ભાગે એક મંદિરનો ઘુમ્મટ દેખાય છે ધોધ થી નીચે પડેલું પાણી લીલા રંગનું છે.

આ એક ઊંચાઈ પર આવેલી ખુલ્લી જગ્યાનું ચિત્ર છે જેમાં નાનું-નાનું સૂકું ઘાસ છે.

મોબાઇલની બહાર બે વ્યક્તિઓ ઉભી છે દુકાનની બહાર ઘણી બધી જાહેરાતો ના ચિત્રો ચોંટાડ્યા છે.

બગીચામાં વચ્ચે બીજો નાનું ગોળાકાર ભાગ પણ છે બગીચાના એક ભાગમાં સોલાર પેનલ લગાવી છે.

કુંડમાં નીચે પાંચ ભૂરા પટ્ટા દોરી છ હરોળ જુદી પાડી છે.

ચર્ચ ની આજુબાજુ ઘણા ઝાડ છે ચર્ચ ની પાછળ ઊંચી પાણીની ટાંકી તેમજ છાપરા વાળુ એક ઘર દેખાય છે.

રૂમની દિવાલનો રંગ સફેદ છે દિવાલના એક ખૂણામાં ભગવાનની મૂર્તિ થોડે ઉપરથી ગોઠવિ છે.

જેની જાહેરાત અને સંપર્ક નંબર માટેનું પીળા રંગ નું બોર્ડ બહાર પહેલા માળે લગાવ્યુ છે.

આ ચિત્રમાં એક સફેદ ઈમારત દેખાય છે જેની આગળ નાનો બગીચો અને મેદાન છે.

થાડીને ભૂરા રંગના કેરેટ પર મૂકી છે બીજા બે જુમખા ઝાડ પર જ છે.

જેના નામના બોર્ડ મા ફરસાણ તેમજ મીઠાઇના ચિત્ર સાથે જાહેરાત અને સંપર્ક નંબર આપ્યો છે.

આ એક બિલ્ડીંગ ની ગેલેરી નું ચિત્ર છે જેમાં બે માળની ગેલેરી દેખાય છે.

એક ગેલેરીમાં ફક્ત આશરે એક ફૂટ જેટલી ઊંચી લોખંડની ગ્રીલ છે.

મંડપનો રંગ સફેદ અને પીળો છે મંડપમાં વચ્ચે ઉપર ખુલ્લો ભાગ પણ છે.

જેમાં ઘણી બધી દવાઓ લાકડાના કાચવાડા ખાનામાં વ્યવસ્થિત રીતે ગોઠવી છે.

ટેબલ પર પણ દવાઓ નાના ડબ્બામાં ગોઠવી છે દવા આપનાર ભાઈનું મોહ ઝાખું કરી દીધું છે.

હોટલ ની ઇમારત ગોળાકાર છે હોટલ ના આગળના ભાગમાં જુમર ની લાઈટ ચાલુ છે.

ચર્ચ ની જમણી બાજુ એક નાની ઇમારત તેમજ તેની પાછળ એક બહુમાળી ઇમારત પણ દેખાઈ છે.